અંગ્રેજીમાં શ્રદ્ધા હોસ્પિટલ ફિઝિયોલોજી સેન્ટર અને ગુજરાતીમાં શ્રદ્ધા હોસ્પિટલ ફિઝિયોલોજી સેન્ટર લખેલું છે.

આ ચિત્રમાં એક આઉટડોર રેસ્ટોરેન્ટ અઠવા હોલ ના બેઠક વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે.

ચિત્રમાં એક સીડીઓ વાળો માર્ગ દેખાય છે જે ઉપરની તરફ જાય છે આ સીડીઓ ઈંટના રંગની છે અને તેના ઉપર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે સીડીઓની બાજુમાં ધાતુની રેલિંગ છે.

જ્યાં ઘણી બધી કાર પાર્ક કરેલી દેખાય છે પાર્કિંગ પ્લોટ સિમેન્ટના ફ્લોર છત દર્પણ આવે છે.

અને તેમાં રોશની માટે લાઇટ્સ પણ દેખાય છે કેટલીક કાર સફેદ રંગની છે જ્યારે કેટલીક અન્ય રંગોની છે એક ફાયર હોઝ રીલ પણ દિવાલ પર દેખાય છે.

એ પાણી તરફથી પસાર થાય છે અને દૂરના દ્રશ્યમાં આકાશ ધૂંધળુ દેખાય છે.

પ્રેસત્વ ની અંદર એક લાલ રંગનો રસ્તો પથરાયેલો છે જે આગળના ભાગમાં ખુલ્લા મેદાન તરફ દોડી જાય છે.

રેક્સ પર વિવિધ રંગો અને ડિઝાઇનિંગ માં ટી-શર્ટ પેન્ટ ડ્રેસ અને અન્ય વસ્ત્રો લટકાવેલા છે.

જેની એક બાજુએ પાણીનો ભાગ દેખાય છે નીચેના ભાગમાં એક ટેબલ પર વિવિધ બોટલો અને કન્વેન્ટર ગોઠવાયેલા --